લીબરઓફીસ ઈમ્પ્રેસનું પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય
લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ બારો
નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું
એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું
એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું
તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું
લીબરઓફીસ ઈમ્પ્રેસ એ લીબરઓફીસ સ્યુટનો પ્રેઝન્ટેશન મેનેજર એટલેકે પ્રદર્શન વ્યવસ્થાપક ગણાય છે
તે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન બનાવવા ખુબ ઉપયોગી છે
તે માઈક્રોસોફ્ટ ઓફીસ પાવરપોઈન્ટ સમાન છે
લીબરઓફીસ ઈમ્પ્રેસ એક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર હોવાથી તેની નકલફરી ઉપયોગ અને વહેચણી વિના મુલ્યે થઇ શકે છે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
અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબન્ટુ લિનક્સ ૧૦૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ઈમ્પ્રેસ સીનેપટીક પેકેજ મેનેજરની મદદથી સંસ્થાપિત કરી શકાય છે
સીનેપટીક પેકેજ મેનેજર પર વધુ જાણકારી માટે ઉબુન્ટુ લિનક્સના ટ્યુટોરીયલોને જુઓ અને આ વેબસાઇટ પરના સૂચનો પ્રમાણે લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો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
યાદ રાખોસંસ્થાપિત કરતી વખતે ઈમ્પ્રેસ સંસ્થાપિત કરવા માટે કમ્પ્લીટ વિકલ્પ પસંદ કરવું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
લીબરઓફીસ ઈમ્પ્રેસનો ઉપયોગ કરવાસંવાદ બોક્સમાંના પ્રેઝન્ટેશન ઘટક પર ક્લિક કરીએ
ક્રિએટ ઉપર ક્લિક કરીએ
આ ઈમ્પ્રેસની મુખ્ય વિન્ડોમાં એક ખાલી ડોક્યુમેન્ટ ખોલશે
ચાલો હવે ઈમ્પ્રેસ વિન્ડોના મુખ્ય ઘટકો વિશે શીખીએ
ઈમ્પ્રેસ વિન્ડો વિવિધ ટૂલ બાર ધરાવે છે જેમકેટાઈટલ બારમેનુ બાર
સ્ટાનડર્ડ બારફોર્મેટિંગ બાર અને સ્ટેટસ બાર
આ ટૂલ બારો વિશે વધારે જાણકારી આપણે ટ્યુટોરીયલમાં આગળ જતા શીખીશું
હવે આપણે આપણું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવવ તૈયાર છીએહવે આ ફાઈલ બંધ કરીએ
ચાલો એપ્લીકેશન ઉપર જઈએઓફીસ ઉપર ક્લિક કરીએ પછી લીબરઓફીસ ઈમ્પ્રેસ ઉપર ક્લિક કરીએ
ફ્રોમ ટેમપ્લેટ ક્લિક કરીએ
રેકમેન્ડેશન ઓફ અ સ્ત્રેટરજી પસંદ કરીએ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
સિલેક્ટ અ સ્લાઈડ ડીઝાઈન ડ્રોપ ડાઉનમાંપ્રેઝન્ટેશન બેકગ્રાઉંડ્સ પસંદ કરી પછી બ્લ્યુ બોર્ડર પસંદ કરીએ
સિલેક્ટ એન આઉટપુટ મીડીયમ ફિલ્ડમાં ઓરીજીનલ પસંદ કરીએનેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ
આ સ્લાઈડ બનાવવા માટેનું રૂપાંતરણ પગલું છે
બાકીના વિકલ્પો જેવા છે તેવા જ રેહવા દઈએ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ
વોટ ઈઝ યોર નેમ ક્ષેત્રમાંતમે તમારું નામ અથવા તમારી સંસ્થાનું નામ લખી શકોહું એ1 સર્વિસીઝ લખીશ
વોટ ઈઝ ધ સબ્જેક્ટ ઓફ યોર પ્રેઝન્ટેશન ક્ષેત્રમાં લખીએ બેનીફીટ્સ ઓફ ઓપનસોર્સનેક્સ્ટ ઉપર ક્લિક કરીએ
આ પગલું પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશન વર્ણવે છે
બધા વિકલ્પો મૂળભૂત રીતે પસંદ કરેલ છેકાઈ પણ બદલીશું નહીં
તેઓ પ્રેઝન્ટેશન માટે નમુના શીર્ષકો છે
ક્રિએટ ઉપર ક્લિક કરીએ
તમે હવે લીબરઓફીસ ઈમ્પ્રેસમાં તમારું પ્રથમ પ્રેઝન્ટેશન બનાવી દીધું છે
હવે આપણે જોઈશું કે આ પ્રેઝન્ટેશન કેવી રીતે સંગ્રહિત કરવુંફાઈલ ઉપર ક્લિક કરી સેવ ઉપર ક્લિક કરીએ
સેવ સંવાદ બોક્સ ખુલશેઆપણે આ ફાઈલ સેમ્પલ ઈમ્પ્રેસ નામથી સંગ્રહ કરીશું અને સેવ બટન ઉપર ક્લિક કરીશું
નોંધલોકે ઈમ્પ્રેસ ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટ ઓડીપી એક્સટેનશન સાથે સંગ્રહિત થશે
હવે આપણે આ ફાઈલ બંધ કરીશુંપ્રેઝન્ટેશન બંધ કરવા ફાઈલ ઉપર ક્લિક કરી ક્લોઝ ઉપર ક્લિક કરીએ
હવે ચાલો જોઈએ કે લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહિત કરવું
આપણે સેમ્પલ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનને ફાઈલ ઉપર ક્લિક કરી પછી ઓપન ક્લિક કરી સેમ્પલ ઈમ્પ્રેસ પસંદ કરી ફરી ખોલીશું
મૂળભૂત રીતે લીબરઓફીસ ઈમ્પ્રેસ ડોક્યુમેન્ટને ઓપન ડોક્યુમેન્ટ ફોરમેટમાં સંગ્રહ કરે છે
પ્રેઝન્ટેશનને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ તરીકે સંગ્રહ કરવાફાઈલ ઉપર ક્લિક કરી gt સેવ એઝ ઉપર ક્લિક કરીએ
ફાઈલ ટાઈપમાં માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પસંદ કરીએ
ફાઈલ સંગ્રહ કરવા સ્થાન નક્કી કરીએસેવ બટન દબાવીએ
કીપ કરંટ ફોરમેટ બટન ઉપર ક્લિક કરીએફાઈલ હવે પીપીટી તરીકે સંગ્રહિત થઇ છે
ચાલો આ ફાઈલને ફાઈલ ઉપર ક્લિક કરી ક્લોઝ ઉપર ક્લિક કરી બંધ કરીએ
હવે આપણે જોઈશું કે માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને લીબરઓફીસ ઈમ્પ્રેસમાં કેવી રીતે ખોલવું
ફાઈલ gt ઓપન ઉપર ક્લિક કરીએ
તમને જે પીપીટી ફાઈલ ખોલવી છે તે શોધીએ
ફાઈલ પસંદ કરી ઓપન ઉપર ક્લિક કરીએ
હવે છેલ્લે આપણે શીખીશું કે લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશનની પીડીએફ ફાઈલ તરીકે કેવી રીતે નિકાસ એટલેકે એક્સપોર્ટ કરવું
ફાઈલ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીએપીડીએફ વિકલ્પ સંવાદ બોક્સમાં બધા વિકલ્પો જેમ છે તેમ જ રહેવા દઈએક્સપોર્ટ બટન ઉપર ક્લિક કરીએ
ફાઈલ નામ ક્ષેત્રમાં સેમ્પલ ઈમ્પ્રેસ લખીએ
સેવ ઇન ફોલ્ડર ક્ષેત્રમાં જ્યાં ફાઈલ સંગ્રહ કરવી છે તે સ્થાન પસંદ કરી સેવ બટન ઉપર ક્લિક કરીશું
આ ડોક્યુમેન્ટ હવે ડેસ્કટોપ ઉપર પીડીએફ ફાઈલ રૂપે સંગ્રહ થઇ ગયું છે
અહીં લીબરઓફીસ ઈમ્પ્રેસનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યું લીબરઓફીસ ઈમ્પ્રેસનો પરિચય
લીબરઓફીસ ઈમ્પ્રેસમાં રહેલ વિવિધ ટુલ બારો
નવું પ્રેઝન્ટેશન એટલેકે પ્રદર્શન કેવી રીતે બનાવવું
એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તરીકે કેવી રીતે સંગ્રહ કરવું
એમએસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે ખોલવું
તેને ઈમ્પ્રેસમાં પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે કેવી રીતે નિકાસ કરવું
આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો
નવું ડોક્યુમેન્ટ ખોલીપ્રથમ સ્લાઈડમાં કઈક લખાણ લખો
તેને એમએસ પાવરપોઈન્ટ ડોક્યુમેન્ટ તરીકે સંગ્રહ કરી પછી બંધ કરો
હવે તે જ ફાઈલ ફરી ખોલો
આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ ઉપર વધુ માહિતી સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ ન્મેઇક્ટ હાઈફન ઇનટ્રો ઉપર ઉપલબ્ધ છે
આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છુંઆભાર